સી અને C માં કન્ડીશનલ સ્ટેટમેન્ટસ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું સિંગલ સ્ટેટમેન્ટ કેવી રીતે એક્ઝેક્યુટ કરવું
સ્ટેટમેંટોનાં જૂથને કેવી રીતે એક્ઝેક્યુટ કરવું
આપણે ઉદાહરણો વડે આ કરીશું
આપણે અમુક સામાન્ય એરરો અને તેમનાં ઉપાયો પણ જોઈશું
આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 1110
જીસીસી અને g કમ્પાઈલર આવૃત્તિ 461 ચાલો કંડીશન સ્ટેટમેંટોનાં પરીચય સાથે શરૂઆત કરીએ
પ્રોગ્રામમાં સ્ટેટમેંટ એ પ્રોગ્રામ એક્ઝેક્યુશનનાં પ્રવાહને નિયંત્રીત કરે છે
કયો કોડ એક્ઝેક્યુટ કરવો છે તે નિર્ણય લેવા માટે તે મદદ કરે છે
આપણે કંડીશનો ટ્રૂ અથવા ફળસે છે તે માટે તપાસ કરી શકીએ છીએ
આપણે સિંગલ સ્ટેટમેંટ અથવા સ્ટેટમેંટોનાં જૂથને એક્ઝેક્યુટ કરી શકીએ છીએ
ચાલો આઇએફ સ્ટેટમેન્ટ્સ નાં પ્રવાહને સમજીએ
અહીં જો કંડીશન ટ્રૂ હોય તો સ્ટેટમેન્ટ1 એક્ઝેક્યુટ થશે
જો કંડીશન ફળસે હોય તો સ્ટેટમેન્ટ2 એક્ઝેક્યુટ થશે
હવે આપણે એલ્સે આઇએફ સ્ટેટમેંટનાં પ્રવાહને જોઈશું અહીં જો કન્ડિશન1 ટ્રૂ હોય તો સ્ટેટમેન્ટ1 એક્ઝેક્યુટ થશે
જો કન્ડિશન1 ફળસે હોય તો તે બીજી કોઈ કંડીશન માટે તપાસ કરશે જે કે કન્ડિશન2 છે
જો કન્ડિશન2 ટ્રૂ હોય તો સ્ટેટમેન્ટ3 એક્ઝેક્યુટ થશે
અને જો કન્ડિશન2 ફળસે હોય તો સ્ટેટમેન્ટ2 એક્ઝેક્યુટ થશે
હવે ચાલો આપણા પ્રોગ્રામ પર જઈએ
મેં પહેલાથી જ એડીટર પર કોડ ટાઈપ કર્યો છે
તો ચાલો હું તે ખોલું
નોંધ લો આપણા ફાઈલનું નામ ifstmtસી છે આ પ્રોગ્રામમાં આપણે બે ક્રમાંકોનાં સરવાળાની ગણતરી કરીશું અને અમુક કંડીશનો તપાસીશું
ચાલો હું કોડ સમજાવું
આ આપણી હેડર ફાઈલ છે
આ આપણું મુખ્ય ફંક્શન છે
અહીં આપણે ત્રણ ઈંટીજર વેરીએબલો જાહેર કર્યા છે એ બી અને સુમ
અહીં આપણે વપરાશકર્તા ઈનપુટ માંગી રહ્યા છીએ
વપરાશકર્તા એ અને બી ની વેલ્યુઓ દાખલ કરશે
વેલ્યુઓ વેરિએબલ એ અને વેરિએબલ બી માં સંગ્રહીત થશે
scanfફંક્શન કંસોલમાંથી ડેટાને વાંચે છે
તે ત્યારબાદ પરીણામને આપેલ વેરીએબલ માં સંગ્રહીત કરે છે
scanf માં ફોર્મેટ સ્પેસિફાયર ડેટાનાં પ્રકારને જાણવા માટે મદદ કરે છે
જેમ કે અહીં આપણી પાસે d છે તે દર્શાવે છે કે આપણે ઈંટીજર ડેટા પ્રકાર સાથે વ્યવહાર કરી રહ્યા છીએ
અહીં આપણે એ અને બી ની વેલ્યુઓને ઉમેરીએ છીએ
આપણે પરીણામ સુમ માં સંગ્રહીત કરીશું
ત્યારબાદ આપણે પરીણામ પ્રીંટ કરીએ છીએ
આ આપણું આઇએફ સ્ટેટમેન્ટ છે
અહીં આપણે એ કંડીશન તપાસ કરીએ છીએ કે સુમ 20 કરતાં મોટો છે કે નહી
જો કંડીશન ટ્રૂ હોય તો આપણે પ્રીંટ કરીએ છીએ સુમ ઇસ ગ્રેટર થાન 20
હવે ચાલો હું આ લાઈનોને કોમેન્ટ કરું
આ આપણું રીટર્ન સ્ટેટમેંટ છે
હવે સવે પર ક્લિક કરો પહેલા આપણે આઇએફ સ્ટેટમેંટ નું એક્ઝેક્યુશન જોઈશું
તમારા કીબોર્ડ પર Ctrl Alt અને ટી કી એકસાથે દાબીને ટર્મીનલ વિન્ડો ખોલો
કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો જીસીસી સ્પેસ આઇએફએસટીએમટી ડોટ સી સ્પેસ o સ્પેસ આઇએફ અને એન્ટર દબાવો એક્ઝેક્યુટ કરવા માટે ટાઈપ કરો if એન્ટર દબાવો તે આપેલ રીતે દેખાય છે Enter થે વેલ્યુ ઓએફ એ એન્ડ બી
હું વેલ્યુઓ 10 અને 12 રીતે આપીશ
આઉટપુટઆ રીતે દેખાય છે
સુમ ઓએફ એ એન્ડ બી ઇસ 22 અને સુમ ઇસ ગ્રેટર થાન 20
હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ
આપણે બીજી એક કંડીશનને તપાસ કરીશું
ચાલો હું અહીંથી કોમેન્ટ રદ્દ કરું
હું કોમેન્ટ અહીં આપીશ
હવે સવે પર ક્લિક કરો
આ આપણું else આઇએફ સ્ટેટમેંટ છે
અહીં આપણે બીજી એક કંડીશનને તપાસ કરીશું કે સુમ 10 કરતા વધારે છે કે નહી જો કંડીશન ટ્રૂ હોય
તો આપણે પ્રીંટ કરીએ છીએ સુમ ઇસ ગ્રેટર થાન 10 એન્ડ લેસ થાન 20
હવે આપણા ટર્મીનલ પર પાછા આવીએ
ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ
ચાલો પહેલાની જેમ એક્ઝેક્યુટ કરીએ
તે આપેલ રીતે દેખાય છે Enter થે વેલ્યુ ઓએફ એ એન્ડ બી
હું વેલ્યુઓ 10 અને 2 રીતે આપીશ
આઉટપુટ આપેલ રીતે દેખાય છે સુમ ઓએફ એ એન્ડ બી ઇસ 12
સુમ 10 કરતા વધારે અને 20 કરતા ઓછો છે
ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું
હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ
હું અહીંથી અને અહીંથી કોમેન્ટ રદ્દ કરીશ
હવે સવે પર ક્લિક કરો જો બંને કંડીશનો ફળસે હોય તો આપણે પ્રીંટ કરીએ છીએ સુમ ઇસ લેસ થાન 10
આ આપણું એલ્સે સ્ટેટમેંટ છે
હવે ચાલો એક્ઝેક્યુટ કરીએ અને જોઈએ
આપણા ટર્મીનલ પર પાછા આવીએ
ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએચાલો પહેલાની જેમ એક્ઝેક્યુટ કરીએ અહીં તે આપેલ રીતે દેખાય છે Enter થે વેલ્યુ ઓએફ એ એન્ડ બી
હું વેલ્યુઓ 3 અને 5 રીતે આપીશ
આપણે આઉટપુટ આપેલ રીતે જોઈએ છીએ સુમ ઓએફ એ એન્ડ બી ઇસ 8
સુમ 10 કરતા ઓછો છે
હવે આપણે અમુક એવાં સામાન્ય એરરોને જોઈશું જેનાં દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ
આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ
ધારો કે અહીં આઇએફ સ્ટેટમેંટ નાં અંતમાં હું એક અર્ધવિરામ ટાઈપ કરીશ
ચાલો જોઈએ શું થશે
સવે પર ક્લિક કરો
ચાલો એક્ઝેક્યુટ કરીએ
આપણા ટર્મીનલ પર પાછા આવીએ
ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ
આપણને એક એરર દેખાય છે એલ્સે વિથઆઉટ એ પ્રિવિયસ આઇએફ આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ
આ એક સિન્ટેક્ષ એરર છે
આઇએફ સ્ટેટમેંટ એક અર્ધવિરામ વડે રદ્દ થશે નહી
અને એલ્સે આઇએફ સ્ટેટમેંટ ક્યારે પણ એક આઇએફ વિના કામ કરશે નહી
ચાલો એરર સુધાર કરીએ
અહીં અર્ધવિરામ રદ્દ કરો હવે સવે પર ક્લિક કરો
ચાલો એક્ઝેક્યુટ કરીએ
ટર્મીનલ પર પાછા આવો
ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ
એક્ઝેક્યુટ કરીએ
એ અને બી ની વેલ્યુ દાખલ કરો હું વેલ્યુ 3 અને 6 રીતે આપીશ
આઉટપુટ આપેલ રીતે દેખાય છે સુમ ઓએફ એ એન્ડ બી ઇસ 9
સુમ 10 કરતા ઓછો છે
હવે ચાલો જોઈએ સમાન પ્રોગ્રામને C માં કેવી રીતે એક્ઝેક્યુટ કરવું
આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ
હું અહીં અમુક વસ્તુઓ બદલીશ
તમારા કીબોર્ડ પર Shift Ctrl અને એસ એકસાથે દબાવો
હવે ફાઈલને cpp એક્સટેંશન સાથે સંગ્રહીત કરો અને સવે પર ક્લિક કરો આપણે હેડર ફાઈલને આઇઓસ્ટ્રીમ તરીકે બદલીશું ચાલો યુઝિંગ સ્ટેટમેંટનો અહીં સમાવેશ કરીએ
હવે સર્ચ ફોર એન્ડ રિપ્લેસ ટેક્સ્ટ વિકલ્પ પર ક્લિક કરો
ચાલો કાઉટ સ્ટેટમેન્ટ થી પ્રિન્ટફ સ્ટેટમેંટ બદલી કરીએ
રિપ્લેસ અલ્લ પર ક્લિક કરો અને ક્લોઝ પર ક્લિક કરો હવે બંધ કૌંસને અહીં રદ્દ કરો
સિન સ્ટેટમેંટ થી સ્કેન્ફ સ્ટેટમેંટ બદલી કરો
ટાઈપ કરો સિન અને ત્વો ક્લોઝિંગ એન્ગલ bracketsજીટીજીટી કારણ કે આપણે C માં એક લાઈનને વાંચવા માટે સિન ફંકશન નો ઉપયોગ કરીએ છીએ
હવે ફોર્મેટ સ્પેસિફાયર્સ ને રદ્દ કરો
અલ્પવિરામ અને રદ્દ કરો અહીં અલ્પવિરામને રદ્દ કરો અને બે બંધ ખૂણાનાં કૌંસ ટાઈપ કરો
ફરીથી અને બંધ કૌંસ રદ્દ કરો હવે સવે પર ક્લિક કરો અહીં બંધ કૌંસ અને અલ્પવિરામને રદ્દ કરો
હવે n અને ફોર્મેટ સ્પેસીફાયર ને રદ્દ કરો હવે બે ખુલ્લા કૌંસ ટાઈપ કરો ફરીથી ટાઈપ કરો બે ખુલ્લા કૌંસઅને બે અવતરણ ચિન્હમાં બેકસ્લેશ ન
n અહી પણ આપણે બંધ કૌંસને રદ્દ કરીશું
હવે ફરીથી બંધ કૌંસ અહીંથી અને અહીંથી રદ્દ કરો
હવે સવે પર ક્લિક કરો ચાલો એક્ઝેક્યુટ કરીએ
ટર્મીનલ પર પાછા આવીએ
ચાલો પ્રોમ્પ્ટને સાફ કરીએ
કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો g સ્પેસ ifstmtસીપીપી સ્પેસ o સ્પેસ આઇએફ1 અહીં આપણી પાસે આઇએફ1 છે કારણ કે આપણે ફાઈલ ifstmtસી માટે આઉટપુટ પેરામીટરને આઇએફ પર ઓવરરાઈટ કરવાં ઈચ્છતા નથી
હવે Enter દબાવો એક્ઝેક્યુટ કરવા માટે ટાઈપ કરો if1 અને Enter દબાવો એ અને બી ની વેલ્યુ દાખલ કરો
હું વેલ્યુઓ 20 અને 10 તરીકે આપીશ
આઉટપુટ આપેલ રીતે દેખાય છે સુમ ઓએફ એ એન્ડ બી ઇસ 30
સુમ 20 કરતા મોટો છે
અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે
હવે આપણી સ્લાઇડો પર પાછા ફરીએ
સારાંશમાં
આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યાં આઇએફ સ્ટેટમેન્ટ દાત
આઇએફ એલ્સે આઇએફ સ્ટેટમેન્ટ દાત
એલ્સે આઇએફ એક એસાઈનમેંટ રૂપે એક એવું પ્રોગ્રામ લખો જે તપાસ કરે કે એ એ બી કરતા મોટો છે અથવા બી કરતા નાનો છે
સંકેત આઇએફ સ્ટેટમેંટ વાપરો
બીજું એક પ્રોગ્રામ લખો જે તપાસ કરે કે કઈ વેલ્યુ મોટી છે એ બી કે સી
સંકેત else આઇએફ સ્ટેટમેંટ વાપરો
નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ
httpspoken tutorialorg What is a Spoken Tutorial તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
જોડાવાબદ્દલ આભાર